યુઝર રજીસ્ટ્રેશન ટ્યુટોરીયલનાં ત્રીજા ભાગમાં તમારું સ્વાગત છે
આ ભાગમાં આપણે એ દરેકની હાજરી માટે તપાસ કરીશું જેની છેલ્લાં ભાગમાં ચર્ચા કરી હતી
છેલ્લા ભાગમાં જે કર્યું હતું તે જલ્દીથી ફરી જોઈએ
ફુલનેમ અને યુઝરનેમ ટેગો રદ કર્યા છે
પાસવર્ડ રદ કરી એનક્રીપ્ટ કર્યા છે
ફંક્શન માટે આ અનુક્રમને યાદ રાખો તેથી આપણે એનક્રીપ્ટ થયેલ વેલ્યુને રદ કરી રહ્યા નથી
અહીં રજીસ્ટ્રેશન પ્રક્રીયા શરૂ કરીશું
હું આ તમામની હાજરી માટે તપાસીશ
હું આ કરું એ પહેલા દાતે સુયોજિત કરીશ
હવે આ ડેટ ફંક્શનનો ઉપયોગ કરે છે
અંદર આપણી પાસે વર્ષ માટે ય મહિના માટે એમ અને તારીખ માટે ડી છે
4 અંકી વર્ષ માટે કેપીટલ ય છે
જો નાનો ય વાપરીશું તો 2 અંકી વર્ષ હશે
તો આ સમયે ડેટાબેઝમાં
મારી પાસે પહેલા વર્ષ છે ત્યારબાદ મહિનો અને દિવસ અને તે હાયફન દ્વારા અલગ થયેલ છે
તમે આ જોઈ શકો છો જયારે અહીં ડેટાબેઝમાં દાખલ થઈ યુઝર્સ માં વેલ્યુ દાખલ કરીએ છીએ
તો આપણે જોશું કે દાતે વિશિષ્ટ ફોર્મેટમાં છે જો આપણે આ પ્રકારનું ફંક્શન અહીં વાપરીશું
જયારે હું ટુડે પર ક્લિક કરું છું તમે જોશો કે અહીં વર્ષ 4 અંકી ફોર્મેટમાં મળ્યું છે અને મહિનાને અહીં અને દિવસને અહીં જે હાયફનો દ્વારા અલગ કરેલ છે
આ મારા ડેટાબેઝમાં આ સ્ટ્રક્ચરમાં સમાયોજિત થયું છે
તો આઇએફ સબમિટ પછી હાજરી માટે તપાસ કરવાની જરૂર છે
હું અહીં એક કમેંટ ઉમેરીશ ચેક ફોર એક્સિસ્ટન્સ
હવે આ ખરેખર સરળ છે
આપણે ફક્ત આઇએફ સ્ટેટમેંટ અને તે પછી કોડનો બ્લોક લખવા ઈચ્છીએ છીએ
શરત રહેશે આઇએફ ફુલનેમ યુઝરનેમ પાસવર્ડ એન્ડ રિપીટ પાસવર્ડ એક્સિસ્ટ
આપણી પાસે અહીં પુરાવા છેઆપણે લખીશું આઇએફ યુઝરનેમ એના આગળ એન્ડ બમણું એમ્પરસેંડ ચિન્હ
પછી પાસવર્ડ લખીશું અને પછી
હું અહીં ફુલનેમ ભૂલી ગયી તો તે અહીં ઉમેરીશ
આને બમણા એમ્પરસેંડ ચિન્હ વડે જુદું કરાયું છે
છેલ્લું છે રિપીટ પાસવર્ડ તો તેને ટાઈપ કરો
આપણને આ બધાની જરૂર પડશે
એલ્સે એચો પ્લીઝ ફિલ ઇન અને મોટા અક્ષરોમાં અલ્લ ફિલ્ડ્સ લખીશું
આ પછી પેરાગ્રાફ બ્રેક મુકીશું
સાથે જફોર્મની પહેલા પણ પેરાગ્રાફ બ્રેક મુકું જેથી તેને દરેક એરર મેસેજમાં ઉમેરવું ન પડે
આટલું જ
આનો પ્રયાસ કરીએ
હું મારા રજિસ્ટર પેજ પર પાછી જઈશ
આપણે તેને અહીં મેળવ્યું છે
રજિસ્ટર માં ક્લિક કરીએ
પ્લીઝ ફિલ ઇન અલ્લ ફિલ્ડ્સ
કેટલાક ફીલ્ડો અહીં ટાઈપ કરીએ
આપણા પાસવર્ડોમાનાં કોઈ એકને પસંદ કરીએ
પાસવર્ડને પુનરાવર્તન ન કરીશું
રજીસ્ટર
રીપીટ પાસવર્ડરીપીટ પાસવર્ડ
આ સમયે આ કાર્ય ન કરવાનું કારણ એ છે કે કઈ નહી ની એમડી5 વેલ્યુ એ ટેક્સ્ટની એમડી5 સ્ટ્રીંગ સમાન છે
ટેક્સ્ટની એનક્રિપ્ટ થયેલ સ્ટ્રીંગ
તો મને જાણ થઇ કે આપણે એમડી5 ફંક્શનને અહીંથી રદ કરવાની જરૂર છે
ખાતરી કરો કે તમે અંતનાં કૌંસને રદ્દ કરો છો
હું અહીં નીચે આવી આપણા બધા ડેટા માટે તપાસ કરીશ
તો ચાલો હું પાછળ જઈ આ ફરીથી પ્રયાસ કરું
યાદ રાખો આ પહેલા કાર્ય કરતુ ન હતું જયારે રિપીટ પાસવર્ડ ને પસંદ કર્યું ન હતું
તો જો હું પાસવર્ડ અથવા રીપીટ પાસવર્ડ પસંદ ન કરું તો એરર મળશે
રીપીટ પાસવર્ડને છોડી જો હું ફરીથી વેલ્યુ પસંદ કરું છું આપણને આ એરર હજુ પણ મળે છે
આ એક સમસ્યા છે
આપણે શું કહેવું જોઈએ કે જો બધું હાજર છે તો પાસવર્ડને અને રીપીટ પાસવર્ડને રૂપાંતરીત કરો
તો હું લખીશ પાસવર્ડ ઇસ ઇક્વલ ટીઓ એમડી5 ઓએફ પાસવર્ડ
આ મૂળ વેરીએબલને એનક્રિપ્ટ કરશે અને એ જ વેરીએબલમાં એક નવો પાસવર્ડ કોડ સંગ્રહીત કરશે
આપણને રિપીટ પાસવર્ડ ઇક્વલ્સ એમડી5 અને રિપીટ પાસવર્ડ પણ લખવાની જરૂર છે
અહીં આને એન્ક્રિપ્ટ પાસવર્ડ તરીકે કમેન્ટ કરો
પાસવર્ડ એનક્રિપ્ટ કર્યા છે
હવે આગળ વધીશું અને બધા ડેટા ડેટાબેઝમાં ઉમેરીશું
હું આ કરીશ
કારણ કે આપણને ડેટા મળ્યા છે જે રજીસ્ટર થશે આપણે પ્રત્યેક ડેટા માટે એક મહત્તમ મર્યાદા સુયોજિત કરીશું જે ઇનપુટ છે
હવે ફુલનેમ યુઝરનેમ પાસવર્ડ અને રિપીટ પાસવર્ડ માટે 25 અક્ષરો કહીશું
તેથી મહત્તમ વેલ્યુ 25 છે
તો હું લખીશ જો યુઝરનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 થી મોટી અથવા વધારે છે
અથવાફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 થી વધારે છે

આ જુદું જુદું કરીને જોઈએ અને લખીએ જો યુઝરનેમ અથવા ફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ ઘણી લાંબી છે
હું આ યોગ્ય રીતે મુકીશ
જો આ દરેક વેલ્યુઓ 25 થી મહત્તમ કે 25 થી મોટી હોય
આપણે આ લખી વેલ્યુઓને એકો કરીશું યુઝરનેમ ઓર
હું લખીશ મેક્સ લિમિટ ફોર યુઝરનેમ ઓર ફુલનેમ અરે 25 કેરેક્ટર્સ
નહી તો હું મારા પાસવર્ડ લંબાઈને તપાસ કરવા માટે આગળ વધીશ
હવે મેં આ કરવાનો નિર્ણય લીધો છે ચેક પાસવર્ડ લેંગ્થ કારણ કે હું આ માટે એક ચોક્કસ તપાસ કરવા ઈચ્છું છું
હું લખું આઇએફ સ્ટ્રીંગ લેંગ્થ ઓએફ માય પાસવર્ડ ઇસ ગ્રેટર થાન 25 જો મારા પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધારે છેorસ્ટ્રીંગ લંબાઈ ના
આ રદ કરીએ એલ્સે રદ કરીએ
પ્રથમ તપાસ હું આ કરવા માંગું છું કે શું મારા પાસવર્ડો મેચ થાય છે કે નહી
હું લખીશ આઇએફ પાસવર્ડ ઇક્વલ્સ ઇક્વલ્સ ટીઓ રિપીટ પાસવર્ડ તો કોડનાં મોટા બ્લોક સાથે ચાલુ રાખો
નહી તો યુઝરને યૂર પાસવર્ડ્સ ડીઓ નોટ મેચ એકો કરો
તો તમે અહીં ટાઈપ કરી શકો છો અને અક્ષરોની લંબાઈ તપાસ કરવાનું ચાલુ રાખીશું
હવે યુઝરનેમ અને ફુલનેમ ના અક્ષરોની લંબાઈ તપાસ કરવા માટે
તો ચેક ચાર લેંગ્થ ઓએફ યુઝરનેમ એન્ડ ફુલનેમ
અને એ પહેલા કહ્યું હતું તે પ્રમાણે થશે આઇએફ યુઝરનેમ ઇસ ગ્રેટર થાન 25 તેને બદલે જો આ ફંક્શનમાં વાપરેલી સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધુ છે
અથવા ફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધુ છે તો લેંગ્થ ઓએફ યુઝરનેમ ઓર ફુલનેમ ઇસ ટૂ લોંગ
એકો કરીશું
તો ફક્ત તેને સરળ રાખવા માટે અને ત્યારબાદ ચેક પાસવર્ડ લેંગ્થ લખીશું
અહીં સ્પષ્ટ કરવા માટે લખીશ આઇએફ
હવે પાસવર્ડ્સ મેચ યાદ કરો
તો આને પાસવર્ડ વેરીએબલ પર તપાસ કરવાની જરૂર છે
અહીં હું લખીશ જો પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધારે છે અથવા પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 6 અક્ષરો કરતા ઓછી છે
તો એક એરર એકો કરીશું જે દર્શાવશે પાસવર્ડ મસ્ટ બે બેટવીન 6 એન્ડ 25 કેરેક્ટર્સ
આ ચોક્કસ કામ કરશે
આ ચર્ચાને આગળના ટ્યુટોરીયલમાં ચાલુ રાખીશું
તે પહેલા આને એલ્સે સ્ટેટમેંટ સાથે સમાપ્ત કરીશ
તો રજિસ્ટર થે યુઝર લખીશું
યુઝરને રજીસ્ટર કરવા માટેનો કોડ અહીં જશે
આગળના ટ્યુટોરીયલમાં આની ચકાસણી કરીશું અને શીખીશું કે યુઝરનું રજીસ્ટરેશન કેવી રીતે કરવું અને આપણો કોડ તે ટ્યુટોરીયલમાં અહીં મુકીશું
આ સામાન્ય રીતે પાસવર્ડ પર લઘુત્તમ અને મહત્તમ મર્યાદાને તપાસ કરવા માટે છે અને અહીં આ કોડનો બ્લોક આપણા જાદુઈ રજિસ્ટર થે યુઝર કોડનો એક ભાગ રહેશે
તો આગળના ભાગમાં મળીશું
આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું જ્યોતી સોલંકી વિદાય લઉં છુ